જય ચાર પાંચ દિવસ નો tour થશે જયપુર નો શું ખબર હવે કેટલા દિવસ નો tour બનાવે હમ ચાર પાંચ દિવસ નો ટૂર ને ખર્ચો ને બધું વી પચીશ હજાર નો ખર્ચો થઇ જશે ત્યાં જયપુર જવનું ને આવાનું હમ Fifty Fifty કરવું પડશે પછી તો બીજું તો શું

ગાડી લઇ ને જય છે કે બસ માં જય છે તો બસમાં તો શું જશે ગાડી તો કરવી જ પડશે કેમ કે બધી અલગ અલગજગ્યા એ જવાનું છે. હમ ઠંડી ઓછી પડી જાય તો હારું ને હા ઠંડી તો ઓછી પડી જય તો સારું ને એમ તો આવે છે ઠંડી વધશે એવું TV માં તો તો પછી વધારે ઠંડી હોઈ તો નઇ જવાઈ ઓ વધારે ઠંડી વધશે તો નઈ જવાઈ હમ તે હાચવવું પડેન.

કેટલા બધા બાબા ભેગા થયા છે આઇયા હમ બધા froud છે બધા froud છે કોઈ ભૂત ભગાવે ને કોઈ શુ કરે છે હાહ

વાત કરી રાખી છે ઠેકાણું નહિ પડ્યું કેટલી demand કરી છે demand કેટલી કરી છે? demand તો એક લાખને વીસ હજાર કરી છે પણ જે આપે એ લઇ લેવાના અચ્છા બરાબર બરાબર અને પેલા ગોપીસિંહ ગી વારા નો ફોન આયુ તુ તમે payment નઈ કર્યું એનુ ગોપીસિંહ ગી વારા નો ફોન આયુ તું હા આયો તો ને ફોન

હ અત્યારે તો બાકી છે એમનું બાકી છે બાકી છે પેલા અગરબત્તીવાળાનું ફોન આવ્યો તો કે

હા આઇયા આગરબતી વાળા નો પછી એનું શું કરવાનું અગરબતી return કરવાની છે કે રાખવાની છે ના return જ આપી દેવાની છે return આપી દેવાની છે એમ ને હમ પછી return ક્યારે આપવાનું

લીધું છે એમ ને હા બરોબર બરોબર ક્યારે લૈજહેં એતો આગરબતી વાળા ઉપર છે હમ પછી કેવું થયું માસી ની આંગળી ઠીક થઇ કે નઈ હા એ તો થોડો આરામ છે આગળીયુંને તો આરામ છે એમ ને બાટલો ચડાઇવો તો તાવ ને બરોબર બરોબર ને આજકાલ તો આ Loan વાળા ના froud પણ ઘણા ચાલે છે હમમ બીજા froud ઓ ચાલો હમ આ અદાની વાળો દસ ટકા ભાવ પડી ગયા પૂરું share market એટલે પડી ગયો અદાની અદાની ની વ્ર્જીયત છે શું કરવાનું પણ હવે share market માં હવે ઘુસવા જેવું જ નહી હમ કઈકરાય એવું રહ્યું જ નહી છે હમ

બજાર જવાનું છે એમ હમ બજાર જઈયે પછી થોડું ફરી ને આયીયે કાયિક ખાવાનું લઇ ને આવીએ. હઅ ખાવુ ખાવુ હું ખાવાના એવું પણ હા હમ અને આં આપળે બાહુબલી જેન તીસ્મંડી છે ક્યાં છે આપડે?

થોડા કર્નાટક માં આયો ને લગભગ હા કર્નાટક માં આયો કર્નાટક માં બરોબર હમ અને ત્યાં અમદાવાદ માં થઇ ને પછી જાઉં પડતું હશે હા મારા ભાભી જાય ધારવાડ ત્યાં થી એ પાહે પડે છે ટ્રેન એ મળતી હશે એટલે flight એરોપ્લેન માંથી જવાતું હશે.

બન્ને માં જવાયે પ્લેનની ટીકેટ તો જતી હોય પંદર વીસ હાજર રુપયા આવા જવા ની return અચ્છા તું જાવ હે હમ પણ ઘણી મોટી મૂર્તિ એમ તો ત્યાં. હા, બહુ મોટી છે એમ કેહ્સે હુયે નથી જોય કેહ્સે છે બહુ મોટી. હમ જવાનું પ્લાન બનાવું પડે પછી ગાડી book કરવાની પછી હોટેલ book કરવાનું ત્યાં ફરવાની કઈ કઈ જગ્યા છે એ બધી book કરવાની

જોવું પડે બધુ. હા ઈ એ ક્યારેક. ત્યાં રહી ને જવું પડે tv માં જોવા જેવું કોઈ આવતું નહી બોર થવા જેવું છે બધું

હમ એવું હોય તો એક tv લઇ આવો નવી એવું હોય તો એક tv નવી લઇ આવવી જોયીયે હમ ઠંડી કેવી પડી છે ઓછી છે કે અજુ છે ઠંડી ઠંડી તો હમણાં દિવસે તો ઓછી થઇ જાય હાંજ હવારે ઠંડી ચાલુ રેહ. અચ્છા દિવસે ઓછી થઇ જાય સાંજ સવારે પડે ઠંડી

શું કરાવનું ગરમી એ બરોબર પડતી નહી ઠંડી એ નહી પડતી જરાક બીમાર પડવાનું સીસન આવે છે હા હું મને બહુ ઉદ્રષ થઇ ગયી છે બહુ ઉદ્રષ થઇ ગયી છે તો પછી દવા લો હમ દવા લેવીસ પડશે હમણાં દવા ખત્મ થઇ ગયી છે હવે માંન્ગ્વયીયે બોટલ

હમ પછી ત્યાં કયા ડોકટર ને બતાવાનું છે government માં બતાવી આયીયે વિચાર કરું

દવા એ Free માં મળે દવા એ free માં મલે એમ ને બરોબર બરોબર સારું છે એ તો કઈ પૈસા નહી લાગે એમ તો બહાર જઈએ તો ઘણા પેસા લાગી જાય private માં તો સારું સારું માં તો બસ્સો પાન્સો ખોલાઇ લે હમણાં હા બસ્સો પાંચો રુપયા ફટ ત્યાં પાક્કા બસ્સો રુપયા તો fees ના થઇ જાય

દવા આના હન્ટે ને બધી જાતે કરવાની

હારું બહુ સારું પ્રોફિટ એ સારું દવા એ મળશે એશી ટકા નું પ્રોફિટ ને ડોકટરો ને ફીસ મળે એ અલગ હાચી વાત છે

હમ ભણવું તો પડે એના મળે ભણ્યા વગર ક્યાં મેળ પડે

હા એવું જ થાય છે કેમ કે ડોક્ટર બનવા મળવા માં ખર્ચો કરોડો રુપયા નો ખર્ચો છે કરોડો રુપયા લગાડવા પડે છે પેહલા તો કરોડ લાવા ક્યાં થી આપળે હોટેલ માં છે એક ત્યાં એ દેન્ટીસ્ત બનવા માટે એક કરોડો રુપયા ની ખર્ચો કર્યો હતો બાનવું લાખ રુપયા ની ડોનેશન આપી ને હા ભાઈ દેન્તીસ ના ડોક્ટર ને એટલો ખર્ચો કરવો પડે તો પછી આના physician ના આં પેલા MBBS માં કેટલો ખર્ચો થાય અને કેટલા બધા આપવા પડે

ઘણું ભરવું પડે આજ કાલ તો નાની નાની સરકારી જોબો હોય ને એના માય ને ઘણા જોય્યે આપળે પછી આનું શું કેહ્વાનું હમ નાની નાની જોબો માટે ભી આટલું બધું ભણવું પડે હવે તમે Rajasthan માં પેલું chaet એના માં ઘણી બધી વસ્તુઓ છે Rajasthan જી કે એન્ગ્લીશ હિન્દી geography બધું કઈ વસ્તુ બાકી નહી એકે હાચી વાત છે હવે એમાં ઈતિહાસ ની ક્યાં જરૂર પડે છે ઈતિહાસ ની

હા knowledge તો જોઈએ પણ અમ ત્યાં છે આટલી બધી આમ તેમ કરી ને પૂછે હવે તમારે કોમ્પુટરનું કલર્ક બનવાનું હોય એના માં rajasthangk નું શું જરૂર છે હવ એને તો એના બારે માં જ પુછય જોયીયે

એક તો ફોર્મ ભરવાના એટલા પેસા લઇ લે government અને બાકી કઈ નહી લે

આવાનો જવાનું ખર્ચો થઇ જાય ઊટલો નહી મળે એ બાર નેપેસા એટલી બધી ભીડ અને હમ બધી મોન્ગું ભી થઇ જાય ભીડ જોઇને હમ અને કોઈ સુવિધા નહી આપતી દર દર વખત goverment પેલું ટ્રાવેલ્સનું પેપર એ લીક થઇ જાય મેહનત કરેલી પાણી માં કઈ મતલબ નહિ પાણી માં ને પેસા ખર્ચે એ પાણી માં પેસા ખર્ચે એ પાણી માં બધીજ government નું અને બીજા લોકો નું ભી મેલ હોય એના માં હમણાં Rajasthan પેલી ભરતી એ લીક હતી gujarat માં ભી લીક થઇ હતી એટલે કઈ એ government exam નું કઈ એ ભરોસો નહી એટલું ખૂટ તય ખૂટી જાય એમાં તકલીફ પડે તય પછી છોકરા નું શું કરવાનું ભણવાનું કે નહી ભણવાનું કાય ખબર જ નહી પડે ખબર જ હી પડતી બિચારા છોકરા એ અટવાયી જાય છે ખબર નહી પડે નહિ government નહી કે private જોબ ની ખબર પડે શું કરવાનું શું કરવાનું એ ખબર નહી પડતી આજ કાલ તો

હાચી વાત છે બાબા ની જયીયે બાબા બની ઉપર જતા રેહવાનું બીજું શું એક બાબા નું દવાખાનું ખોલ દેવું પડે હમ કેમ કે લાખો લોગ આવે ત્યાં એક જના થી દસ દસ રુપયા લે તોઈ કરોડો રુપયા ભેગા થઇ જાય એમને વધારે નહી રાખવાના ખાલી દસ રુપયા રાખવાના

હમ આ બધા ફ્રોડ એવા થઇ ગયા છે ને બાબા ના ત્યાં એ નહી જવાય કે ક્યાય નહી જવાય મંદિર માં આજ કાલ એવું છે આ બધા લુટી લેવા લૂટવા મારે માટે બેઠા છે બધા લૂટવા માટે બેઠા થે તેનાથી બેહેસ કરો તો સીધી આજ કલ તો દાદા ગીરી એટલી વધી ગયી છે

સબ જગ્યા દાદા ગીરી થી જ ચાલે હા હા ધંધા કર્યા તોયે દાદ ગીરી નોકરી કરીએ તો દાદા ગીરી કઈ રેહવું નહી બાકી કરવાનું

નાય તો ક્યાય ભાહર foreign જતું રેહવું જોયીયે હમ foreign માં કાય નહી રેહવું હવે foreign માં કઈ નહી રેહવું વીજા એ નહી મળે અને કઈ નહી foreign foreign માં કઈ નહી હવે તો પેલા જોવું foreign નહી હવે તો બધી માથા કૂટ છે સાચી માથાકૂટ છે કેનેડા માં એ લોગો માટે કાઈ રેહવું નહી કેનેડા માં વીસ વીસ લાખ લોકો આવે છે ભાહર થી અને ત્યાં રેહવાનું જગ્યા નહી inflation એટલું વધી ગયું છે કઈ રયુ નહી બાકી હાચી વાત છે અમારે relation માં એક બે જણા ગ્યાં છે તે એમને તકલીફ જ છે હમ કોઈ kuwait જાય છે dubai જાય છે પણ કઈ છે નહી બધી જગ્યા બધી જગ્યા કઈ કામ નથી બધા પાછા આવે છ return મોન્ગું વાડી છે ત્યાં ત્યાં ન પૂરી થઇ જાય છે બધી

હમ ફેમીલી સાથે રેહવાનું ને કરવાનું હા ફેમીલી માટે તો કાય કરીએ અત્યારે એયીયે કમ સે કમ એતો સમય મળે હમ સાચી વાત છે હારું ત્યારે મુકીએ પછી કરીએ

hello બોલો બસ મજામાં બહુ દિવસે યાદ કરી.

તો diary માં note down કરી રાખજે. હમ બોલ શું ચાલે છે? કેવી છે તારી health? બસ આપણે તો જલસા મજામાં job ઉપર કે ઘરે? ઘરે કાલે તો પચ્ચીસમી christmas છે. પચ્ચીસ december ચાલો બધા ભેગા થઈને આપણે ફરવા જઈએ. રવિવારે free માં હોય છે પણ હા એવું છે તે મેં તો સાંભળું છે પણ હજુ ગઈ નથી. સાંભળું છે ખરું બાળનગરી ને એ બધું આવે છે ત્યાં તો મને લઇ જજે હમ main ત્યાં બાળનગરી છે. હમ બરાબર એટલે પાંદડા ડૂબતા નથી એમ કહો છો? બરાબર છે બાળનગરીમાં જોઈ આવી છે? બરાબર છે તો કયારે જવું છે બોલો પરમ દિવસે? ત્યાં exhibition ને બધું જ છે. અને એક દિવસેએ તમે જશોને તો એક દિવસ આપણે જઈશુંને પણ એક દિવસમાં નથી આ પ્રદર્શન પતે એવું. આ most હા બધા most of ત્રણ દિવસ ચાર દિવસ જાય જ છે.

હમ morning માં ત્યાં આગળ જઈશુંને તો ત્યાં પૈસા લે છે. મારી મમ્મી ગઈ હતી morning માં ગઈ હતી તો સાંજે નવ વાગે પાછા આવ્યા તો પણ એમાં અડધું પ્રદર્શન બાકી રહ્યું છે. ને પ્રદર્શન half બાકી રહી ગયું છે એટલે બે થી ત્રણ દિવસ તો લાગશે જ. બધા આવે છે પણ એમાં એવું છે કે અમ may be આ christmas આવે છેને તો બારથી બધા આવશે એકત્રીસ તારીખ સુધી હમ તો આપણે પહેલી તારીખ પછી જઈએ તો સારું ગિરદી ઓંછી રહેશે. હમ ત્યાં પ્રમુખસ્વામીની મૂર્તિ, હાથ બધું જ છે નહિ? જમવાનું બી બહુ સસ્તું મળે છે વીસ વીસ રૂપિયાની જ ખાલી વીસ રૂપિયાની dish મળે છે.

સસ્તું છે પણ બહુ ભીડે એટલી હોય છે. લાઈનમાં ઉભા રહેવું પડે તમારે વીસ રૂપિયામાં સારું કહેવાય પણ એ રીતની public એ હોય ને ત્યાં એટલે જમવાનું પણ વધે ના વધે એવું પણ quantity સારી આપે છે. પણ અત્યારે છેને કોરોનાનું પાછું સંક્રમણ વધ્યું છે એટલે છેને હવે તો બહુ ધ્યાન રાખીને જવું પડે.

રોજની બ-બે ત્રણ-ત્રણ લાખ pubilc આવે રોજની આવે. સો વર્ષ પુરા થાય એનું છે હમ પમુખસ્વામીને સો હમ કઈ નહિ એમ કીધું પ્રમુખસ્વામીને સો વર્ષ પુરા થયા એની માટે નું છે. હમ કઈ નહિ તો તમેં જયારે જવાના હોય બધા friend circle ને બધા ભેગા થાય એટલે જણાવો. હમ હવે પહેલી તારીખ પછી જઈએ એવું હોય તો. છેલ્લે ચાલુ તો પંદર તારીખથી થઈ ગયું છે. અને એ આવતી પંદર સુધી રહેશે પણ એમાં શું છે બાર થી બધા આવે christmas ની રજા હોય ને. abroad માં એટલે બધા અત્યારે આવે એટલે ભીડ વધારે હશે અત્યારે. પહેલી તારીખ પછી કેવું હ પહેલી તારીખ પછી કેવું? અત્યારે તો બધાને end માં રજા બી મળે બધું. પહેલી તારીખ નવું વર્ષને એ ચાલુ થાય એટલે પછી બધા એટલી બધી public નહિ મળે એમ. starting માં બહુ બધી public હોય પછી ઓંછી થઈ જશે એવું છે. હમ riverfrontभी જ river front જવું હોય તો river તો પહેલા river front આપણે ફરી આવીએ. riverfront માં શું ફરવા લાયક છે? એ તો જણાવ હું તો આણદથી આવી છું મેં તો જોયું જ નથી.